હમ બીજું બધું મમ્મી એ કરું

કેટલીક દિવસ કરી તમે વળી ઘરની સફાઈ મારે આઠ દિવસ થઇ, બધી સફાઈ કરી ને ત્યાં

ન્યા દિવાળીની પંદર દિવસની વાર હોય ને ત્યાં બધું શરુ કરી દે એટલે આપણે અગિયારસ આવે ને ત્યાં free થઇ જાય બરાબર માંડ થાય થાય પણ અમે છે ને સવારથી સાંજ સુધી કરીએ,

હહ એટલે તમારે થાય, અમારે તો કે ઇય તે hall ને hall ને એક room છે ને એક દિવસમાં પતાવી દઈ, પછી એક દિવસમાં રસોડું પતાવી દઈ એક દિવસમાં ઉપર પતાવી દઈ

ના અમારે તો બધે એક જ દિવસ સવારથી સાંજ માં પતાવી દે, પછી એવું લાગે ને તો સાંજે બારે જમયાવી, કા ભઈલાને એમ ક્વ કંઈક તૈયાર લઇ આવ ને બોવ થાકી ગયા, હા રસોઈની બપોર એક જણી રસોઈ કરે, બાકી બેય જણીયું કામ કરતી હોય,

અને અમે તો બે જ હોય, પછી લઇ કરતા હોય, તોય બપોરે મમ્મી રસોઈ કરે ને પછી હું પોતા ને એવું બધું કરું

અમારે તો આઠ દિવસ થાય, ન્યા પછી અગિયારસ ને એમ આવે ત્યાં આપણે free થઇ જાય, પછી તો આપણે રંગોળી ને બધું નવીન બનાવવાનું ને ઉપવાસ ને બધું હોય એવું થાય પછી રંગોળી બનાવીએ તો કલર લેવા જાવાના

જો તલનો બનાવું છું, પછી આપણે ગોટલીનો કરી ને એ બનાવી

ધાણાનો મુખવાસ કરીએ, આખા ધાણા હોય ને

એ આપણા આખા ધાણા હોય ને આપણે દળવામાં ઉપયોગ કરી ને

એને વેલણ, વેલણ હોય ને એનાથી અડધા ફાડા કરી નાખવાના

પછી આપણે એને ધરીક હે ને આપણે પછી આપણે જરીક આપણે ઓલું, તલનો આપણે કેમ કરમો દઈ, એમ જ આમ હળદર ને મીઠું નાખીન, સહેજ કર્મો દઈ ને કલાક પલાળી રાખવાના

બરાબર મને નથી ખબર કેમ કે હું નથી બધા એવું કેતા હોય મનેય નથી ખબર પણ મમ્મી ને એમ કે એટલે આપણે ય એમ કઈ,

પછી એને પલાળીને એને સહેજ વાર સૂકવીને પછી એને જેમ ભીના હોય ને એમ શેકીને એટલે એમ પોચા થાય,

હા મેય મારી દીદી પાસેથી શીખો છે,

chocolate ને એવું બધું આપણે રાખતા હોય આપણે અલગ-અલગ, ઈ બધુંય

બીજું બધું શું બનાવું, તૈયાર કઈ મીઠાઈ-બીઠાઇ બનાવી હશે, તઈ તો મીઠાઈમા તો આ વખતે તો ખાંડના લાડવા બનાવા છે,

આ વખતે મેં શીખા મને આવડતા નોતા,

ઈ વળી કઈ રીતે તે બનાવા, મને કેતો ખરા, હું ખાલી સાંભળું બનાવીશ તો નઈ જોકે

મને એવી લપ કરવી નો ગમે તો

અમારે તો બધાને બોવ ભાવે એટલે મારી મમ્મી બનાવતા હોય

પછી એમાં સહેજ તેલ નાખીને એ લોટ બાંધી લેવાનો કઠણ એકદમ કઠણ લોટ બાંધવાનો, ભાખરીનો બાંધવીને એવી રીતનો

હા ગરમ હતપ હતપ આમ સહેજ બોવ ગરમ નઈ, એટલે તેલનું મોણ નાખવાનું કે ઉપરથી તેલ નાખવાનું?

પછી અમ એ કઠણ લોટ આપણે ભાખરીનો બાંધીને એવો બાંધવાનો

પછી મુઠીયા વાળીને તળી લેવાના તેલમાં તળવાના, હા તેલમાં તળવાના અમુક ઘણાય ઘીમાં ય તળતા હોય પણ હું તો તેલમાં જ તળું છું,

તેલમાં તળીને પછી હમ ઈ ઓલા થઇ જાય પછી એને crush કરી નાખવાના, કટકા કરીને આમ ઠરી જાય ને એટલે પછી ભૂકો તૈયાર થઇ જાય ને પછી ચાસણી લેવાની એટલે કિલો એક આપણે લોટ લીધો હોય ને તો કિલો એક ખાંડ લેવાની

એટલે બે કિલો જ લાડવા થાય, જેટલું આપણે બનાવવાનું હોય ને એનથી double વસ્તુ થાય એમ

એક તારની કઈ રીતે ખબર ન્યા તો આપણે જોવાનું હોય, આપણે આમ જોઈને આંગળીમાં એટલે વાટકામાં લઈને એમ તાર તૂટી જાય ને તો ઈ ચાસણી નો આવી હોય, નઈ તાર ઈ લાંબો થઇ જાય ને સરસ આમ એટલે ઈ ચાસણી આવી ગઈ

ઘણાય લીંબુ પીવે ને ઘણાય લાલ લાડવા ઓલા કરતા હોય, મોહનથાળનો color આવે ને રીતના નાખે, એટલે પછી નો નાખી તો ચાલે

પછી ભૂકો એમાં નાખી દેવાનો અને color નાખવો હોય ને તો color ય એમાં નાખી દેવાનો સહેજ ચપટી એક બરાબર પછી ઓલું જી ઓલું mixture માં કરું હોય ઈ બધું crush કરું હોય ને એ એમાં નાખી દેવાનું

પછી હલાવીને ઠરવા દેવાનું

અને પછી છે ને ઘી, એમાં ઘી નખાય લાડવામાં તો બોવ મસ્ત થાય, પછી બધું mix મિશ્રણ mix થઇ જાય ને પછી એમાં ઘી થોડુંક નાખીને હલાવી નાખવાનું પછી લાડવા વાળવાના ગરમ ઘી નાખવાનું કે ઠંડુ જ ઠંડુ નાખીએ તોય ઓલું આપણું મિશ્રણ ગરમ હોય એટલે ઓગળી જાય ઠેક અચ્છા એવું હોય, બરાબર પછી આખું પછી ઠરીને ના લાડવા વળી લેવાના

બરાબર અમે તો કઈ ના બનાવીએ થોડીક તૈયાર મીઠાઈ લઇ આવીએ

મેં કઈ નથી બનાવું, જો મારી મમ્મી એ મુખવાસ કરો તલનો તલનો પછી કાઈ નઈ, ગોટલીનો તો અમારે રોજ હોય જ તે

હા બોટલ ભરેલી હોય જ પછી મીઠા પાનનો મુખવાસ નવું વર્ષ હોય ને એટલે દિવાળીએ છે ને

તૈયાર જ લઇ આવીએ મીઠાઈમાં પેંડા લઇ આવે, ઈ નવા વર્ષના દિવસે રાખવા લઇ આવે બાકી આમ મીઠાઈ ખાવી હોય ને તો પછી કાજુ કતરીને એવું કંઈક લઇ આવે નાના હતા ત્યારે કેવા ફટાકડા ને બધું ફોડતા, હવે ફોડછો તું કઈ? ના રે ના હવે કઈ શોખ નથી હવે ખાલી જોઈ બધાય છોકરાવ બધાય ઓલું કરતા હોય ને ખાલી રંગોળી બનાવવી ગમે એટલે રંગોળી બનાવી આખો દી રોજે daily નવી રંગોળી બનાવી

રંગોળી બનાવવામાં એમ તો બે-ત્રણ કલાક વઈ જાય, અને નવા વર્ષની બનાવવી હોય ને એટલે દિવાળીના દિવસે તો સવારની બનાવું, છેક રોંઢા લગી,

અડધા parking ની રંગોળી બનાવું

ના મને તો બોવ રંગોળીનો શોખ એટલે એક નવા વર્ષ વાળી છે ને રંગોળી મોટી જ બનાવું, ઈ પછી રાખું ય હોતે, મારી મમ્મી પછી રાખે અરે મારી મમ્મી અઠવાડિયું રાખે

તઈ કમર કેવી દુખવા મંડે, આખો દિવસ, આખો દિવસ મોઢું નીચે ને નીચે, ડોકી ય દુખે એવી

હા, શોખ હોય એટલે આપણને એમ થાય કે કરી અત્યારે નવરા હોય એટલે ક્યાંક time તો કાઢવો ને પછી કઈ એવો કાઈ time અંદર ને બાર બેય જગ્યાએ કર કે એક જ parking માં જ કર

હા બધા પછી બાર તો એમ થાય વિખાય જાય કંઈક આડા-અવળું થાય હા એ જ ને બારે તો પછી વિખાય જાય

અમારેય એવું થાય પણ અમારે એમ ગાયું ને એમ ના વિખે

હા એટલે જ ને અટકચાળા કરતા જાય વળી હું તો નાની જ કરું, અડધી પોણી કલાકમાં પતિ જાય

હા, બારની તે રંગોળી મારી મમ્મીને ને ભાભીને બધાને કરવા દવ એટલે વાંધો નો આવે ઈ

parking માં તો હું એકલી કરું, મારે એમ રસોઈની ઉપાદી ને એવું નો હોય ને, બે જણા તારે રસોઈ ના કરવાની હોય, મારેય મમ્મી બનાઈ નાખે, વાંધો નો આવે હમ એટલે થાય શું પછી તમારે દિવાળીએ કઈ શેરીમાં program કે એવું કાઈ હોય? નવા વર્ષે કે બીજે દિવસે અમારે તો હોય ને નવા વર્ષના દિવસે સાંજે program હોય, ક્યારેક જો અમારે ઓલી વખતે છે ને પુડલાનો હતો, ઢોસાનો હતો અલગ-અલગ બધા ય ઓલું કરે એમ ને? ready-made લઇ આવે કે તમારે ન્યા જ બનાવે? ના બનાવે પુડલા હોય તો ઓલ મૈકા વાળાના વખણાય

ઢોસામાં ય તે અમારે એક ગોંડલમાં છે ને મૈકા વાળાનું છે, તો ત્યાંથી બોલાવી લે અને એક મદ્રાસ છે તો ઢોસાનું ત્યાંથી બોલાવી લઇ

હા બધા મળીને કોઈ સુધારે ને કોઈ વઘાર કરે ને કોઈ બાફે ને કોઈ રોટલા બનાવે ને એવું બધું કરે એટલે આખો દિવસ, એમ તો પછી ત્યારે તો બોવ મજા આવે અમારે એવું કાઈ ના હોય, અમે તો ઘરે જ અનાવીએ, ઉંધીયું શાક ને એવું બનવવાનું હોય ને નવા વર્ષએ અમે બનાવીએ તો અમારે છે ને બપોરે બનાવે, અમ અને સાંજે

હું પણ પેલા થોડુંક અગાવ કરી લવ, પછી બધા આવે ને તઈ આપણે ચા ને આપણે ઠંડુને એવું આપવાનું હોય પછી વચ્ચે-વચ્ચે time મળે એટલે બધું બનાવીને પછી શાક બનાવીએ અમે તો તૈયાર લઇ આવીએ, પછી ઘરે આવીને સીધો રોટલીનો લોટ બાંધીને રોટલી કરીને ખાઈ લઈએ રોટલી કરો, પરોઠા કે પુરી, રોટલી જ બનાવો તમે?

ના અમે રોટલી, પરોઠા પછી એમ થાય તેલવાળું ને તળતા ન્યા તો આપણે રખડા હા એટલે કંટાળા હોય, બધાની ન્યા ઠંડુ પીધું હોય ને

તું હવે જા છો? મમ્મી પપ્પા ભેગી બધેય? હહહ બધેય જાવ, મને તો બોવ મજા આવે

મને તો બોવ ગમે બધાની ઘરે જાવું પછી હારે આવો એટલે શાક પછી બનાવવાનો time ના મળે ને હા એટલે જ ને એક આ ગયા વર્ષે નોતી ગઈ ખાલી આ વર્ષે પછી ઈચ્છા છે હા તો એમ જ હોય ને થાતાં હોય એટલે fourwheel લઈને જાય, એટલે આપણે બેસવી વળી two-wheel લઈને જાય તો વળી

હા એટલે એમ થાય કે નથી જવું આપણે કાઈ એમાં શું હોય

હા તૈયાર થયા હોય એટલે હાવ કંટાળો આવે,

પછી અમારી society માંય કોઈ નો હોય, નવા વર્ષે બધા ગામડે વઈ જાય, અમે ગામડે નો જાય, અમે છે ને પેલા જઈ

હા પેલા જો કામ કરીયાવીએ ને ન્યા ય અમારે પાછું

હા બા ને દાદા જ રે છે પછી સફાઈ ત્યાં કરવા જવી પડે બાથી નો થાય એટલે પછી ત્યાં કરીયાવીએ ને પછી છે જય શ્રી કૃષ્ણ ને એવું બધું ત્યાં બધું ગામમાં ય કરીયાવીએ એટલે કામ પતે અહીંયા ગોંડલ જ રહીયે છીએ

પછી જોને ત્યાં ગામડે જવાનું થાય તો અહીંયા ક્યાંય નો જાવાનું થાય એટલે

તમારે ગામડે જાવાનું હોય કે નો જાવાનું હોય? અમારે તો નઈ ગામડે ના જવાનું હોય અમારે તો

હા પછી તો કાઈ નો આવે, ઓલું તો નોરતા ને આ બધું પૂરું થયું હોય એકારે એટલે મજા આવે હા સાતમ-આઠમ થી ચાલુ થયું હોય સાતમ-આઠમ પતે ત્યાં હા ગણેશોત્સવ આવે ને